બાકી ઠંડી મા તો

ઉતરાણ ને શું છે કઈ દોરી લેવાની છે ત્યારે તો મને નથી ખબર ભાઈ મનેજ નથી ખબર ઉતરાયણ મા તો હું તો લઈને આવ્યો સુરત ગયો હતો તો સુરતી માનજો લઈને આવ્યો પાંચ હજાર વાળો લઈને આવ્યો છુ સુરતી માનજો સારું છે સારું છે બાકી તો હા પતંગ લઇ લેવાના પછી ચગાવા લાગવાના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 હમ તારા ઘરે થી મજ્જા આવશે speaker લાગે દઈશ speaker માં ગાના વન પુરા આખો દિવસ વાજવાનું

દર્દ હોતા વાળું છે ને એક દર્દ હોતા હે દર્દ હોને દો વાળું એ નઈ અલ્યા કોઈ dashingparty જેવું એ બધા તો પેહલા રોતડા જેવા ગીત છે આમ થોડા જોશ આવે એવું ગીત

નાચવાનું મન થાય એવું ગીત હોવું જોઈએ આવતું હતું ને રીમઝીમ વાળું એ હતું એમાં જોશ આવી જાય અલ્યા એવું હા એ પણ હારું છે એક મિનિટ માં તો એટલો જોશ આવીજાય ને ભાઈ જે dance નથી કરવાનું નથી આવતું ને એ પણ dance કરે છે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 old is gold તો છે બાકી બીજું અત્યારે રાની સિંહ નું નવું નવું ગણું આવ્યું છે એમની sing તો ભાઈ હવે એના પેહલા જેવું બનતુજ નથી ગીત કેહવા જાઉં તો હા તો ભાઈ એક સે એક ગીત વગાડતો હતો હાર બે ત્રણ મહિના ની અંદર એક song આવી જાય એનું અત્યારે પણ આવે છે પણ એવું નથી આવતું આટલી બધી મજ્જા નથી આવત્તિ એના song માં તે બાકી તો એનું song સારું છે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 ઓ એટલા ખરાબ નથી પણ પહેલા વાળું નથી ને two g વાળો નથી અત્યારે મતલબ પેહલા જેવું ના હોય હવે તો મારા હિસાબ થી એને કોઈ બીમારી થઇ ગઈ હતી ને શૂ થયું છે? કોઈ હતું ખ્યાલ નથી but લો બીમારી થઇ ગયી હતી આ માટે એક બે વર્ષ માટે કોઈ sond release નથી કર્યું best song છે અત્યારનું તો એનું કયું ગીત સારું છે ખબર છે

દેશી કલાકાર ગીત થી જે ઉપર હતો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

હમ બીજું બોલ ને બીજું તો ભાઈ કશું નથી ભાઈ અત્યારે તો ભૂખ લાગેછે અત્યારે ખાવાનું બસ તું ખવડાવીશ તો મજ્જા આવી જશે

હમણાંજ કેહતો હતો છોલે ભટુરે ખવડાવીશ સાલા પલટૂ તો ના અલ્યા સાંજે તો ખવડાવી દઈશ ભાઈ બપોરે અત્યારે થોડી ના બે બે વસ્તુ થોડી ના આટલું પૈસા નથી મારી પાસે બે વખત શું કી છે મતલબ બે વખતે ખાવાનું પૈસા નથી ભાઇ કે બે બે વખતે તને બહાર ખવડાવું બરાબર તો એક વખતજ ખવડાવીશ એવું હોવુંજ જોઈએ ને ભાઈ

કઈ જગ્યા એ હમણાં હૂં જોઉં છુ જગ્યા પાંચ minit માં તને મલિશ પાંચ minit માં પછી જઈશું જમવા બરાબર અત્યારે ઘર નું ખાવાનું સાંજે જવાનું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 તો ઘર નું cancel કરીયે અત્યરે જઇયે તો

છાસ નો glass મસાલાવાળો મજ્જા આવી જાય એમાં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

બાકી તો એમજે હોય છે બીજું સુ હોય છે પ્યાજજ હોય છે પ્યાજ એની સાથે તીખી ચટણી હોય છે મજ્જાજ આવી જાય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 ચોલા કુલચા

લઈને આપણે જોડે જઈશું બસ ખાવા છોલે કુલચા

બીજું કોઈ આવતું બી નથી ને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 બાકી તો જલસો છેજ અત્યારે બાકી અત્યરે ઘરમાં કેવું ચાલે હમ્મ ઘરમાં શાંતિ મને પણ શાંતિ problem કઈ નઈ

કોઈ ના શું લેવા problem આવે અલ્યા એજ બોલી ને થોડી આવે અલ્યા એતો ગમે ત્યરે આવી જાય ગમે ત્યારે કોઈ પણ problem આવી જાય સિદી ચડી ને બાકી તો મજ્જા આવી જાય છે અત્યરે થોડી શાંતિ ચાલે છે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

હમ્મ સારું બાકી તો અત્યારે instagram જોઉં છુ ખાવાનું તૈયારી છે અત્યારે તારી ઘેર માં શૂ બન્યું છે અત્યારે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 મગ ની દાળ હમ્મ ok ok એ ખાલી લેવાનું મગ ની દાળ મને તો નથી જમતું ભાઈ મગ ની દાળ માં એટલું ના મજ્જા આવે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 ગુજરાતી માં જે હોય છે ને કઢી ભાત કઢી ભાત ખાવાની મજ્જા આવે હમ્મ કઢી લેવાનું અને મસ્ત રોતડા રોતડા કેવાય ને કે રોટલા

હા મન એ કેવામાં થોડો problem થાય છે રોટલા એ ખાવાનું મજ્જા આવે ડુબોઇ ડુબોઇ ને રસ્સા વાળું ખાવાનું વધારે મીઠું નથી લેવાનું તમે બો મીઠાડા હમ્મ બા મીઠી મીઠી વસ્તુજ ગમે ભાઈ આટલી મીઠી મીઠી ના ગમે અલ્યા એટલી મીઠી ખાવાની તો ચીની ખાઈ લેવાની ચીની અથવા ચાસણી પી લેવાની મીઠું મળી જશે ત્યારે હમ્મ બરાબર બાકી તો જણસોજ છે અત્યારે હમ્મ જ્લ્સાજ છે ભાઈ બાકી તો અત્યારે આજે સાંજે માળીયે હમ્મ ચાલો હવે મુકીયે ભાઈ મળીયે હવે ખાવા મળીયે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 હમ્મ ચલ bye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 રાખ્યું રાખ્યું અલ્યા ઉભો તો રહે cut તો કર cut કરી નાખ અલ્યા આટલી સુધી વાત નથી કરવાની ભાઈ કરું અલ્યા

બદલાવથી મળતા જીવન રક્ષણ અને પ્રેરણા ના સંતોષને કારણે પ્રાણી કે માનવ માત્ર જીવન શક્ય બને છે દરેક સજીવ પોતાના જીવન ચક્ર મોટેભાગે બે પ્રકારના વર્તન કરતો જોવા મળે છે પેલું છે સાજીદ પરિવર્તન અને બીજું છે શિક્ષિત હતા સાંજે વર્તન માટે પ્રાણીને કોઈપણ જાતનું ઓપચારિક શિક્ષણ મેળવવાની જરૂર રહેતી નથી દરેક સજીવ જન્મથી જ પોતાના જમીનોમાં કેટલીક શક્તિઓ લઈને ધન્ય છે જેનાથી અમુક મર્યાદિત પ્રતિક્રિયા આપતા એ શીખી જાય છે આ પ્રકારનું વર્તનને જન્મજાત કે સામાજિક વર્તન છે દાખલા તરીકે કીડી નું પોતાનું માટે ખોરાકના કારણે ખેંચી જવું ગાયના વાછરડાનો જન્મ થતા જ થોડી વાર માતાના અત્યારે વર્ગીને પોતાની ભૂખ સંતોષવી માનવ જન્મ્યા પછી તરત જડુ સામાન્ય રીતે દરેક સજીવ પોતાની મૂળભૂત પ્રેરણાઓ સંતોષવાની રીતો અને જીવન રક્ષણની રીતે આપમેળે જ શીખી લેતું હોય છે જેને આપણે સાવજ એક વર્તન કરી શકે શિક્ષિત વર્તન એટલે એવું વર્તન કે જે અન્ય લોકોને વર્તન કરતાં જોઈને જ શીખાય છે અથવા તો એ વર્તન અન્ય દ્વારા શીખવવામાં આવતું હોય છે આ પ્રકારના શિક્ષણમાં વ્યક્તિ કે પ્રાણીને જે તે વર્તન કરતાં આવડતું હવે તું નથી પરંતુ વ્યક્તિ કે પ્રાણી જેતે વર્તન કરતાં શીખવા માટે સ્વેચ્છાએ ચોક્કસ પરિવર્તનનો સ્વીકાર કરીને વર્તનમાં બદલાવ લાવે છે અહીં વ્યક્તિ કે પ્રાણી પોતાની મરજીથી જે તે શિક્ષણ મેળવતું હોય છે આથી સાંજે વર્તનને સામાન્ય રીતે આપણે શિક્ષણ તરીકે સ્વીકારતા નથી કારણ કે બાળકનો જેમ જેમ વિકાસ થતો જાય કેમ તેમ તે પર્યાવરણમાંથી અનુભવો ગ્રહણ કરીને પોતાના વર્તનમાં પરિવર્તન લાવી આગવી જીવનશૈલી અપનાવે છે માનવી હોય કે પાણી દરેક પોતાના જીવનમાં પ્રત્યક્ષ અને પરિવર્તન લાવતા જ હોય છે આથી શિક્ષાને જન્મથી મૃત્યુ સુધી ચાલતી એવી જ પ્રક્રિયા છે વ્યક્તિ બાહ્ય બાલ કલ્યાણમાં મોટેભાગે અનુકરણ તેમજ પરિવર્તન અને ફુલ દ્વારા શીખે છે

પ્રાપ્ત થતી આંતરસૂચને કામે લગાડે છે આ વ્યક્તિ વિવિધ આચાર વિચાર આવે કે અભિવ્યક્તિ મનોવલણ શિક્ષણ મેળવી વ્યક્તિગત અને રીક્ષા આવે છે જીવન સાગર પાર કરે છે શીખવું એટલે શું વ્યાખ્યા આવે તેની સમજૂતી અમેરિકન મનોવૈજ્ઞાનિક સ્થિતિમાં શિક્ષણ ની વ્યાખ્યા આપતા જણાવ્યું છે કે શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તન સાપેક્ષ અથવા કાયમી ફેરફાર આ વ્યાખ્યામાં શિક્ષણ માટે મુખ્યત્વે ત્રણ બાબતો અનિવાર્ય છે પેલું અનુભવ મહાવરા કે પ્રયત્ન નું પરિણામ બીજું વર્તનમાં થતો કર્યો હતો સાપેક્ષ કાયમી પરિવાર શિક્ષણની વ્યાખ્યા સમજવા સમજૂતી મેળવવા ઉપરની બાબતો વિગતે સમજીએ કે પરિવર્તનનું પ્રયત્નનું પરિણામ અગાઉ આપણે જોયું કે પ્રાણી કેમ માનવના વર્તનમાં ફેરફાર થાય છે જો અનુભવાય તો તેને સંપાદિત શિક્ષણ ન કરી શકાય જો વર્તનમાં થતું પરિવર્તનના કારણે જોવા મળતું હોય તો મનોવિજ્ઞાનની પરિભાષામાં શિક્ષણ કહી શકાતું નથી ચાર મહિનાના જાતે પથારીમાં ઊંધું પડતા શીખીએ કે પથારીમાં પગ ભરાવીને ખસતા શીખે તો તેને બીજું કહેતા અને ભૂલ દ્વારા શિક્ષણ શિક્ષણની આતરડા માં પાણી કે માનવીને તેની સમક્ષ આવી પડેલી સમસ્યા માંથી બહાર નીકળવાનો માર્ગ ધરાવતા જ શોધી શકાતો નથી પરંતુ આ માટે જેમ જેમ પ્રયત્નો વધારે છે તેમ તેમ શિક્ષણ પ્રાપ્ત થતું રહે છે તેને શિક્ષણ સંવેદાનું હનુમાન પ્રત્યેક પ્રત્યેક પ્રત્યેકને થયેલ સમય અને ભૂલોના ખટારા દ્વારા આવી શકે છે અંગેની વિસ્તૃત સમજ મેળવવા માટેનો પ્રયોગ અમેરિકન મનોવૈજ્ઞાનિક એક સમસ્યા પેટી બનાવી હતી આ સમસ્યા પેટી ની રચના એવી કરવામાં આવી હતી કે જેમાં આપેલ એક કાર્ડ દબાવતા પેટીનો દરવાજો ખુલી જતો હતો આ સમસ્યા પેટી ગુડ નાઈટની એક ભુખી બિલાડી મૂકી અને સમસ્યાપીઠની બહાર બિલાડીને દેખાય તે રીતે ખોરાક મુકવામાં આવ્યો હતો સ્વાભાવિક રીતે બિલાડી ખોરાક મેળવવા માટે સમસ્યા પેટી ની બહાર નીકળવાનો પ્રયાસ કરવા લાગી શરૂઆતના સમયે સમસ્યા પેઢીના સળિયા પર પંજાબ શ્રેયા અને બચકાભર્યા સમસ્યા પેટીમાં આમથી તેમજ આંટા માર્યા કર્યા ટૂંકમાં કોઈ પણ જગ્યાએથી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

બિલાડીએ કોઈપણ હેતુ કે સમજપૂર્વક કળ દબાવી નહોતી એટલું જ નહીં આગળ દબાવવાથી જ દરવાજો ખુલ્યો છે એવો પણ તેનો ખ્યાલ નહોતું અને તેથી જ બિલાડીને ફરીથી સમસ્યા પેટીમાં મૂકવામાં આવતા જતા જ તેને પહેલાના જોવા ચાલુ કરીએ જેથી બિલાડીને કર અને દરવાજા વચ્ચેના સંબંધની સમજ પ્રાપ્ત થઈ નહોતી તે બાબતને સમર્થન મળી ગઈ આ રીતે એક સતત ચોવીસ દિવસ સુધી કોઈ પ્રયત્ન સુધી બિલાડી પર પ્રયોગો ચાલુ રાખ્યા. ચોવીસ ને પાંજરામાં મુકતાની સાથે જ કળ દબાવીને સમસ્યા પેટી ની બહાર નીકળવાનું શિક્ષણ બિલાડી પ્રાપ્ત કરી શકે હતી સામાન્ય રીતે પ્રયત્નો અને ફુલ દ્વારા મેળવ્યા હતા શિક્ષણમાં જેમ જેમ પ્રયત્નો વધતા જાય તેમ તેમ પ્રયત્ન માટે લાગતા સમયમાં નોંધપાત્ર ઘટાડો થતો જાય છે

ત્યારે ચોવીસ ને બિલાડીને ફક્ત સમસ્યા પેઢીના દરવાજો ખોલી બહાર નીકળે ખોરાક મેળવવાનો શિક્ષણ પ્રાપ્ત કરી દીધું હતું આમ પ્રયત્ન અને ફૂલો દ્વારા મળતા શિક્ષણમાં શરૂઆતના પ્રયત્નો માં ભૂલો વધારે જોવા મળે છે પરંતુ જેમ જેમ પ્રયત્નો વધતા જાય તેમ તેમ સમસ્યા અંગેની સમજ પ્રાપ્ત થવાથી ભૂલો ઓછી થતા છે તે ભૂલ વગરના પ્રયત્નો દ્વારા શિક્ષણ જોવા મળે છે બીજું છે અભિનંદન દ્વારા શિક્ષણ અભિસંધાન એટલે જોડાણ અભિસંધાને પર આધારિત છે ઉદીપક સિવાયના અન્ય ઉદ્દીપક પ્રત્યે સમાન પતી ગઈ આપવાનું શિક્ષણ પ્રાપ્ત થાય તો તે પ્રક્રિયાને અભિનંદન થયું કહેવાય દાખલા તરીકે શાળાના જુદા જુદા પ્રકારના ઘંટ વાગવાથી સાથે જોડાયેલી આપણી વિવિધ પ્રવૃત્તિ આ પ્રકારના શિક્ષામાં

અનુભવવાની એવી સાંકળ કે જેમાં અનેક એક ઉદ્દીપકની ઉપસ્થિતિમાં અન્ય ઉદ્દીપકોની હાજરી હોવાનો અર્થ થાય છે પાચન ક્રિયા નો અભ્યાસ કરતા અનેક પ્રયોગો અભિનંદન સમજાવી આ અભિસંધાન પરંપરાગત હોવાથી શાસ્ત્રીય અભિસંધાન અભિસંધાન તરીકે પણ ઓળખાય છે અભિસંધાનનો પ્રયોગ પાચન ક્રિયા ના અભ્યાસ માં રસ હતો તેમણે પોતાની જિજ્ઞાસા સંતોષવા માટે કુતરા પર પ્રાયોગિક

માપન યંત્રમાં એક થી રાત જેથી તેનું માપન શક્ય બને પાવલોને કૂતરાની સમક્ષ ખોરાક રજૂ કર્યો ખોરાકમાં જોતા જ જોવા મળી હતી જે સહજ પ્રતિક્રિયા હતી હવે તેમાં વગાડી જેને આવવાથી કુતરામાં કોઈ પતી ગયા જોવા મળી નહીં પરંતુ ખોરાક પછી રજૂ થતાં લાજ અને જોવા મળ્યું હવે તેમણે ખોરાક અને ખંડરી બંનેની રજૂઆત વારંવાર એક સાથે કરી આમ આ પ્રકારની રજૂઆતના પુનરાવર્તન અવાજ સાંભળીને પ્રતિક્રિયા જોવા મળી ઘંટડી નો અવાજ માત્ર સાંભળીને કૂતરાને ખોરાક ની અપેક્ષા જનમતી હતી

રામ રામ, જય શ્રી કૃષ્ણ શું કીધું, હા ઓળખ્યો ને ભાઈ નંબર સેવ છે મારા પાસે. આહ તેને શુ લાયગું કે ઓળખતી નથી કે.

ના ના ના એવું કે નથી મારી પાસે નંબર બધાના સેવ છે એવું કાય નથી કાય નથી અરે થોડું કામ માં બિજી છુ એટલે ટાઈમ નથી મળી રહ્યો, બીજુ કાય નઈ. હુ બસ જોહ હમના ટીવી જોતી હતી, હમના જમવા ખાવાનું પાયતુ એટલે પછી મેં કીધું કે ચલો આજે ફ્રી ટાઇમ છે થાડોક તો ટીવી જોઇ રહી તી, તારે સુ ચલે? અચ્છા હમના સુ એટલે તમારું એટલે ઓનલાઈન ચાલુ છે બધુ કે સ્કૂલ માં કૉલેજ જવું પડેછે?

અચ્છા વા મારી favorite છે થોડી માને ભી મોકલી આપ. અરે આવુ થોડી ચલે Whatsapp મા તુ એવી જા અહિયા તુ ક્યારે આવીરહ્યો તો. લાવા માટે અવનો તો મારા પાસે ટાઇમ નાથી હમના ટાઇમ કઢવો પડે છૂટ્ટી નાથી મળતી જોબ પરથી આજેજ તો કેટલા દિવસ પછી મને છૂટી મૈલી. કાલે સંડે હતો તૌ કાલી છૂટી હતી આને પછી આજે છૂટ્ટી મૈલી, તો મેં કીધું ચલો હવે ટીવી જોય લેયી કેટલા દિવસ થાય ગયા ટીવી જોવા નો TIme નાથી માલી રહ્યો અટલુ કામમાં બિજી છે. ને પછી બધા કોઈ compaint કાયરા રાખે ફોન નાથ કરતા ફોન નાથ કરતા શુ કરવાનું હવે. હા નઈ તો સુ કરવાના હવે condition ભી એવી છે કોઈ એટલે બહાર સીચવેેેશન એવું છે ને Corona ના વચ્ચેથી કોઈ એ કઈજાય એ નથ થતું આવું નાથ થતું ત્યારે ફોન અને video કોલ દ્વારાજ ચલે છે પણ જે જોબ વાળા છે બિચારા ઈ લોકો પોતાના job માં બિજી છે તો call ભીનથી કરી શકતા છે એકતો work from home છે કોઈ નું. નહીતો બહાર જાયને કામ કરો પછી ઘરના કામ કરો તો ક્યાંથી ટાઇમ માલવાનો છે ને પછી. આવુ ચલે છે હાજી કાઈ નય. ઈજતો કયો તમારું કૉલેજ કયો ભણતર બધું બધું જ ઓનલાઇન હવેતો સોપીંગ ભી ઓનલાઇન કરવા માયડા છે લોકો.

તમારો સોપીંગ કિયો તમારો એજયુકેશન કિયો બધુ બધું ઓનલાઈન થાઈ ગયું છે હાવે. આહ ઈ તો છે હવે શું કરવાના situation જ એવી છે ને કે તમે બહાર જાવ તો ભી ડર લાગે. કી બારે જાસુ ને આપણને કઈ થાય જસે આપણી તબિયત ખરબ થાઈ જસે ઘરમાં અગર કોઈ કરવા વાળું ના હોય તો તેમાં ભી વાંધા થાય જાય ને પછી એકલું માણસ શું કરવાનું છે તો બિચારું બીક ના મારે ઈ પોતે Online જ કરવા માંડે બધું Shopping વગેરે હમ

હાજી કાઈ નાય તું સંભળાવ સુ નવું કાય. તો સુ હમ એ તો છે યાર. હમ ત્રણ વરસ થાય જશે તો ભી કોરોના કરતા કરતા જો હવે માર્ચ મહિનામાં આગલા મહિનામાં ત્રણ વરસ થય જાયે.

હાજી કાઈ નાથી તુ બોલ હા હા હમ

હમ ઈ તો છે, તમે તો ફુડ ભી ઈજ ને હવે ઘરે બેસીને Order કરી શકો છો અટલે ઈ સારી વાત છે એક તો તમને ક્યારે ભી ભૂખ લાગેતો તમે ફાટક થી હમણાં Order કયરૂ. અને પાછું ઈ એક સારું લાયગું મને Option કે એટલે હવે અહીંયા બેઠા બેઠા હવે તમને કોઈ ગામ માં કરવું હોય Order ો તમે એ પણ કરી શકો છો ને બીજાના માટે હવે surprise તમને કોઈને બડે. છે અને કેક મોકલાવો છે એ તો તમે આયા બેઠા બેઠા એને ત્યાં Online order કરી શકો છો એના ઘરે. આહ હમ આહ હા ઈ જ તો બધું હવે બસ દુનિયા આખી ફોન પર જ ચાલી રહી છે ઓનલાઇન ચાલી છે બીજું કાય જ નથી હવે

અચ્છા પણ કેમ લેટ કેમ થાઈ ગ્યુ?

હમ હમ હા ઈ ઈ એમ આઈ ભી સારું પડે છે હવે જેના પાસે પૈસા નથી તો પછી ઈ એમ આઈ થ્રુ તમે લોકો ઈ ભી કરી શકો છો એટલે તમને સુ છે વધારે બુરદાન ભી નો આવી જાય ને એક સાથે, થોડા થોડા પૈસા કરીને તમે. પૈસા ભરી શકો છો એના, કેટલાનું લીધું તું? અચ્છા અચ્છા હમ અચ્છા અચ્છા સારી વાત છે પછી તો કાયા કંપની નુ લીધું તું લેપટોપ એ.

હાં હાં હવે કોઈ કોઈ વાસ્તુ નો છે એવું કે અગર હવે તમે મંગાયવી છે તો જેમ કે તું કઈરયોં છો કે ઢીલે થાય ગયું છે. તો આમા કેવો છે છે ને કે તે ઓર્ડર કાયરો છે તો ઈ કાયા થી એવી રહ્યુંછે પ્રોડુક્ટ એનાપર ભી ડીપેન કરેછ ને ઈ ઘની વારહવે તું તમે લોકો જ્યાં. પ્લેસ પર રહો છો આને તમારું પ્રોડુક્ટ અગર બૌ વધારે લાંબે દૂર થી એવી રયુ છે તો પછી તમને ઢીલર તો થાવાનો જ છે. હવે ક્યારે થાઈ સાકે તમારું અગર નઝદિક પાસના કોઈ ગમે થી એવી રયુ છે તો બે દિવસ માં ભી દઈ દે છે ઈ લોકો ડિલવરી એવું ભી ઘણી વાર થાય છે.